અચ્છા એવી મસ્તી હતી એમ ને તમારી. હાં હાં એ પણ Kitkat હતી Chocolate

કેટલાં જણ હો? આમ ત્રણ થી ચાર જણાં હતાં. અચ્છા.

નહીં એવી મસ્તી અમે નથી કરી.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 અમે તો રમવા જતાં ને એવું બધું cricket રમવા જતાં ને ખો-ખો, કબડ્ડી, વોલીબોલ આવું બધું અલગ અલગ રમત રમતાં એવી મસ્તી હતી અમારી તો અલગ જ કઈક.

બોલો બોલો હવે આગળ. શું ભાઈ તમે નવીન માં કયો કાઇ.

હાં એમ જૂના friend ને યાદ કરીને પણ મજા આવે. હાં એ વાતય છે. એટલે તો તમને આજે યાદ કર્યા મે. હાં હાં સાથે school માં રહ્યા તા.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 હમ એમ teacher ને હેરાન કરવામાં પણ હારે. એક વાર તો આપણાં લોકો ને બહાર પણ કાઢેલા યાદ છે? હમ હાં સાથે બધી જગ્યા એ મસ્તી માં હારે જ હોઈએ. હમ થાય થાય આવું. આહ એકબીજા નાં ઘરે જઈને homework કરવાનું.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 હાં આમ જ્યારે જે દિવસે homework કર્યું હોય ને એટલે ma'am ને કઈ દેવાનું ma'am નોટ ભૂલી ગયા તા અમે. હાં ma'am જાવા દે. ક્યારેક જાવા દે ક્યારેક નો જાવા દે.

હાં અમારે તો એટલે ઓછું હતું. અમારે એટલું બધું નહોતું. same to you મારે નથી આયો પણ માર friend ને ઘણી વાર આવેલો છે એટલે મને ખબર આવું ખબર છે કે આમ થાય. હાં એ તો class માં થતું હોય એટલે બીજા ઉપર જે થતું હોય એ આપણને ખબર જ હોય ને કેમ છે કેમ નહીં. હાં હાં એ પણ છે school માં તો બહુ મસ્તી કરી અમે. ઘણી જગ્યા એ entertainment હર જગ્યા એ part લેવાનું. ત્યાં જઇ ને મસ્તી કરવાની, annual function માં રહેવાનું, ત્યાં જઇ ને મસ્તી કરવાની. સાથે સાથે study પણ કરતાં.

હાં વાત સાચી છે તમારી એકદમ. હાં હાં એ પણ છે. સાથે સાથે પ્રવાસ હતો, પ્રવાસ માં પણ મજા આવતી. હાં એમ school માંથી picnic પર જવાની તો કઈક મજા જઅલગ હોય. ત્યાં જઇ ને મસ્તી કરવાની, ma'am અને sir ખીજાય, પછી પાછા ચૂપ થવાનું, નો જોવે એટલે પાછા મસ્તી કરવાની. હાં બધા એક સાથે હોય મિત્ર બધા એટલે વધારે મજા આવે picnic પર જવાની.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 હમ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

અલગ જ feeling આવે છે એક. હમ entertainment માં. હાં.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

નાં આમાં થોડુંક અલગ છે. ઓહ આવી રીતે schedule છે. હાં આવી રીતે schedule આવે. અત્યારે second sem ચાલે ને? હાં first sem તો ગયું અત્યારે second sem ચાલે છે. હમ અત્યારે C paython ચાલે ને. એટલે મતલબ? હાં C paython નો lecture આવે ને. હાં એ subject આવે છે એવો. હાં એની lab પણ આવતી જ હશે. હાં lab તો આવે જ ને.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 Faculty ઓ સારા છે ને college માં?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 હમ તમારે કેમ છે faculties ને બધું? હાં એકદમ perfect છે એમ. college નું structure થોડું ઘણું ખરાબ છે પણ એમ મજા આવે. college ના faculty ઓ. બધા program થાય. Annual days હતા હમણાં. બધાં day celebrate કરે છે. Function હતું હમણાં. Sports day ઉજવે છે. આવી રીતે બધું સરસ હતું.

હમ હમ અને મહિના માં પાછો એક seminar ગોઠવે. Seminar માં આપણને આગળ ભવિષ્યમાં જ્યાં field માં જવું હોય એ શીખવે બધું. હમ એવું છે. આપણને motivation માટે ના બધાં seminar આવે અને ઘણી જગ્યા એ આપણને participate કરવાનું કે આગળ વધો તમે તમારી life માં જિંદગી માં એ રીતે.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 સાચી વાત છે અને university course પણ ચાલુ કરેલા છે હમણાં certificate course એમાં બધાં અલગ અલગ certificate. હમણાં અમારે IPDC નો પૂરો થયો અને new course ચાલુ કરેલો છે. તમારે છે આવી રીતે? હાં course ફરજિયાત બધા ને આવે જ છે. સરકાર તરફ થી અંદર દાખલ કરેલો હોય એટલે કોઈ ને choose ન કરવાનું હોય કે આ select કરવાનું ન હોય કે optional પણ ન હોય. ફરજિયાત જ કરવાનું હોય. ના School time માં આવી રીતે આવતું કે તમાર લોકો ને જો course કરવો હોય તો એને પસંદ કરવાનો. College માં એવી રીતે નથી એટલે સારું કેવાય compulsory જ છે. હાં કારણકે આગળ career નક્કી કરવાનું હોય એટલે સરકાર દ્વારા ફરજિયાત જ મુકેલું હોય.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 એમ entertainment માટે ઘણાં ખરા સાધન છે જેમ કે TV એમ Mobile બધા મા ઘણી જગ્યાએ એમ entertainment આપણું થઇ જાય છે. Mind fresh થઈ જાય.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

હાં બધાં ની અલગ અલગ રુચિ રસ અલગ અલગ હોય છે. એમ તમે રમો છો game?

હમ્મ મજા આવે game રમવામાં. હાં મજા આવતી હોય તો જ રમતાં હોય ને.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 show બધાં એવી રીતે TV પર પર મૂકવામાં આવે છે. હાં અને સાથે સાથે આ બધું પાછું mobile માં પણ મળી રહે આપણને જ્યારે જોઈતું હોય ત્યારે. એમ હાં TV માં જોવાનો સમય ના મળે તો તે show આપણે mobile માં જોઈ શકીએ છીએ. હું મારા family સાથે indian idol જેવા show જોવું છુ dance plus એનાથી આપણું entertainment થાય છે, એનાથી આમ mind fresh થઈ જાય entertainment વધી જાય છે એમાં indian idol તો મારો favorite show છે બધાં લોકો આવે song ગાય અને ઘણાં તો જીતી ને પણ જાય છે. હાં એ તો એ લોકો ની પોતપોતાની કળા, પોતપોતાની આવડત, આગવી ઓળખ દેખાડતા હોય છે અંદર, એટલે મજા આવે જોવાની આપણને. હમ અમારે college માં પણ આ રીતે entertainment ના ઘણાં performance થાય છે, લોકો આગળ આવે એના લીધે અને આપણું entertainment બની રહે એ રીતે પણ ઘણાં performance થાય છે.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

હાં મે પણ ઘણાં seminar એવાં જોયેલા છે તમે જે વાત કરો છો ને એ. હમ મે તો ઘણાં attend પણ કરેલા છે આવી આવા seminar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 વિધ્યાર્થીઓ ને પોતાના જ મિત્રો સાથિયો દ્વારા entertain કરવામાં આવે છે. હાં એમ આ આ વસ્તુ એક ફાયદાકારક છે. આમ લોકો bore પણ નથી થતાં ને entertainment પણ વધી જાય છે. હાં મતલબ કે ભણવાની સાથે સાથે entertainment હોય તો વધારે મજા આવે એટલા માટે college college તરફ થી જ આ વસ્તુ ગોઠવવામાં આવે છે, સાથે lecture વચ્ચે પણ break આપવામાં આવે એનું main કારણ જ આ હોય છે. કે એક જ સમયે એક થી વધારે વધારે મગજ બહુ દોડે નહીં એટલે entertainment જરૂરી છે એટલે બે lecture વચ્ચે પાછો break આપે દસ પંદર મિનિટ નો. હાં college school માં આ રીતે નથી પણ college માં આ રીતે થાય છે.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 હાં એટલે આવી રીતે break આપતા હોય છે. હમ આપણે film industry માં ઘણા entertainment પર movie entertainment type movies આવે છે. હાં ઘણા બધા movies છે જે જોવા લાયક છે અને જેનાથી આપણને સમજવામાં સરળતા પડે, entertainment વધારે થાય. હમ જેમ કે comedy movie આવે. Entertainment entertainment નું નામ છે પછી housefull housefull one, two, three, four હમણાં four વાળું તો બહુ કઈક અલગ જ છે. હાં એમાં પણ lead lead hero જે છે અક્ષય કુમાર એટલે વધારે entertainment માં મજા આવે. હાં અક્ષય કુમાર રમૂજી માં પણ ચાલે, action માં પણ ચાલે બધી જ રીતે એમ, એમાં તેને ટકો હોય છે એમ બાલા નામ હોય છે એનું. હાં પછી એમનું જે પુનરજનમ થાય છે.

હમ આવા film industry માં ઘણા hero એવા પણ છે કે જે આપણને રમૂજી કરાવે, એની ફિલ્મો જોવી પણ આપણને ગમે, તેના લીધે આપણે ખુશ રહીએ અને બીજા પણ ખુશ રહે અને આપણાં mind પણ entertainment માં આગળ વધે Entertainment થાય.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

entertainment તો હોવું જ જોઈએ life માં નકર life ની કઈ મજા નથી.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

એક થી વધારે વાર કરીએ તો પછી માણસ કંટાળી જાય. હાં એ પણ છે બહુ હાં કેટલો સમય થયો વાત કરી એને આપણે? ઘણો સમય નહીં. હાં ઘણો સામે થયો. ચલો હવે મારે પણ હવે બહાર જવાનું છે. bye

Hello, hello? Hello, hello? Network માં જા હા આવી ગયી network માં આયવો અવાજ?

હા આવ્યો અવાજ હા બોલ તેને સુ થયું હશે કઈ ની હવે અમે મૂવી જોવાનો પ્લાન બનાવ્યો હતો ને એટલે મેં તને ફોન કર્યો હમણાં અમે થી આપણી વાત નતી થયીને, હા આજ Movie જોવા ને કયી Movie ઓલું movie નથી આવ્યું હમણાં પઠાણ, બૌ સારા દિવસ reviews છે એના અને બૌ પેલા દિવસે બૌ વધારે view હતા પચાસ કરોડ માં ગયું ને બીજા દીવસે સો કરોડ માં ગયું પેલું movie હશે આ પઠાણ bollywood માં,

ઓહ, હા બધા વાતો તો કરે છે હારું movie છે ને હમ એટલે તો મેં તને phone કર્યો.

તું free તો પણ ખબર એ ના કરો અમને એવું કઈ નથી તો હમણાં પંદર દિવસ ગરે હોયને એટલે આજે Exam ને એવી બધું હોય ને એટલે પછી ભુલાઈ ગયું phone કરવો હમ ક્યારે ચાલુ થઇ તમારે exam? અમારે પાંચ દિવસથી સારું થયી છે હવે બે તન exam બાકી છે પછી પૂરું અચ્છા હારું તો પછી જાસુ આપણે બધા, બે ત્રણ દિવસ પછી એટલે બધાને પૂછીશ બધા સુ કે જાણ કરીયે આપણે તો બધા ને Time ના હોય ને હમ એવું એટલે બધા,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 તમારે exam નથી હમારે હવે પૈતિ હતી નઈ પણ પતિ ગયી. પુરી થઇ ગયી ઓહ્હ તો કેવા પેપર ગયા. સારા હતા બધા સહેલું હતું કઈ એટલું બધું અગ્ર નતું. જે વાંચ્યું હતું એજ પૂછ્યું હતું. આહ college માટે bunk નાઈ મારતી હોય તું બધા lecture ભરતી હોઇ, ના ના એમ તો મારુ જ છું પણ હરે હરે ભણતી જાઉં એમ બધું ગરે જઈને તૈયારી કરી નાખવાની એમ. bunk તો મારવા જ પડેને ભણવા નઈ, college હોય છે ને bunk ના મરીયે તો college કરી નો કેવાય કા,

bunk તો મારવા જ પડે ને બોલ બીજું સુ કરે તારે ગરે mummy, papa કેમ છે બધા? બધા જલસા કરે છે મજા છે બધા ને સુ હોય ખાઈ પીને હા એવું જ છે બધે,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 હે

કઈ નથી અત્યારે તો exam છે એટલે વાંચતી હતી તારો phone આવ્યો એમાં એ પેલી ને phone નથી કર્યો ને એટલે કહે મને. તમને તો યાદ જ નાઈ આવતી અમારી બૌ busy થઇ ગયા બચો હમણાં થી હું કઈ job કરો ચો.

અચ્છા મેં હમણાં થોડાક દિવસો બે મહિના પેલા જ મેં ત્યાં કરી હતી ચાલુ પછી છોડી દીધી હું જતી હતી. travellers ની company હતી એમાં હું જતી હતી એમ job કરતી હતી પણ બૌ આમ મળતું નટુ એટલે છોડી દીધું. એ tour ને એવું બધું travelling કરે એ બધું હા એ જ છે એમાં જ છે. આવડે હે તને ફાવી ગયું હતું હા આમ તો management ને બધું ફાવી પણ ગયું હતું પણ એટલું મળતું નતુ sallery એટલી મળતી નતી પછી મેં છોડી દીધું. એટલે time સુ હતો time હતો.

અચ્છા બધા ને call કરવાના બધા ને કેવાનું એમ તમારે જાઉં હોય તો એટલું package છે ને એવું બધું પણ એ કઈ ના એટલે પછી છોડી દીધી, ક્યાં છોડી તે કેટલો time થયો બસ આ ચાર પાંચ દિવસ થયા અત્યારે બેઠી જ છું ગરે જ છું. ઉહ side માં કઈ કરતી નથી. ના ગોતું સુ હવે અત્યારે કરવાનો વિચાર છે. કેટલો વિચાર computer પર કરવી છે કેવી job કરવી છે તારે હા બસ computer નું હોય એવું જ છે. computer તો ફાવે જ ને bsc લીધું હોય એટલે તને ફાવતું જ હોય ને હા કેમ ત્યારે તાર બેન australia છેને, હે સુ સુ કે છે તું? કઈ ની હું બેઠી હોવ ને ત્યાં તો ખસ તને ફાવે એવું હોય ને, હા કઈ કરીશ ચલ, હા વાંધો નાઈ ટાર બેન ને australia ફાવી ગયું એને હા australia એને હા એને તો ફાવી ગયું ત્યાં, હજી એક બે મહિના એવું લાગે કે આમ ફાવે નાઈ બધું set થતા વાર લાગે એને હા કેટલો time થયો એને ગયે ત્યાં,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

થોડાક દિવસ એવું લાગે કે mummy ને બધા ની યાદ આવે હા પછી તો ફાવી જાય. હા એમ તો બે ત્રણ friends છે એટલે એવું કઈ આમ લાગશે નાઈ બાકી એકલા હોય તો થાય આહ હમ એટલે તારો ભાઈ કૈક જવાનો હતો ને હા એ તૈયારી કરે છે અત્યારે twelfth માં છે હજી તો ક્યાં તૈયારી કરે છે.

હે અચ્છા twelfth માં છે હમ ક્યાંની તૈયારી કરે છે એને ક્યાં જાઉં છે કયી country માં canada,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

તો પછી હવે પાછળ આવીને એમ લાગે કે ઈલી ગયી છે તો અમે એ જાવીયે પાછળ અમને એ support મળેને એ રીતે આહ હારું જઈશ તમાર બધા ન હતું. હા હા જવાનું જ હોયને તું જ પછી અમે આવીયે પાછળ આહ પેલા એકને તો તૈયારી કરવા દે ને હા પછી બીજાનું કરીયે. હજી.

તા તાર ભાઈને તો english, medium માં છે એટલે એવું નઈ લાગે hard નઈ લાગે એને હા ગુજરાતી વાળા ને કેવું લાગે થોડુંક,